જિયોજેબ્રા માં સમમિતીય રૂપાંતર કરવા પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સમમિતીય રૂપાંતર જેમ કે લાઇન સિમેટ્રી એટલે કે લાઈન સમમિતિ રોટેશન સિમેટ્રી એટલે કે પરિભ્રમણ સમમિતિ અને માપ અને સ્થાન સાથે આકૃતિ મોટી કરવાનું પણ શીખીશું અમે ધારીએ છીએ કે તમને જિયોજેબ્રા સાથે કામ કરવા માટે નું બેઝીક જ્ઞાન છે જો ન હોય તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઇટ જુઓ આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 1110 અને જિયોજેબ્રા આવૃત્તિ 32470 નો ઉપયોગ કરી રહી છું
આપણે નીચેના જિયોજેબ્રા ટુલો નો ઉપયોગ કરીશું રિફ્લેક્ટ ઓબ્જેક્ટ એબાઉટ લાઇન રોટેટ ઓબ્જેક્ટ અરાઉન્ડ પોઇન્ટ બાય એન્ગલ દિલાતે ઓબ્જેક્ટ ફ્રોમ એ પોઇન્ટ બાય ફેક્ટર સેમિસર્કલ થ્રોગ ત્વો પોઇન્ટ્સ રેગ્યુલર પોલિગોન અને પર્પેન્ડિક્યુલર બાયસેક્ટર રૂપાંતર ની વ્યાખ્યા ભૌમિતિક આકૃતિ ની સમમિતિય રૂપાંતર છે યામ સમતલ પર તેનું સ્થાન કદ અથવા આકાર માં ફેરફાર મૂળ આકૃતિ ઓબ્જેક્ટ તરીકે ઓળખાય છે રૂપાંતરિત આકૃતિ ને ઈમેજ કહેવામાં આવે છે રિફ્લેક્શન સિમેટ્રી એટલે કે પ્રતિબિંબ સમમિતિ તેને રેખા સમમિતિ પણ કહેવાય છે
એક પ્રકાર ની સમમિતિ કે જ્યાં એક અર્ધ અન્ય અર્ધ નું પ્રતિબિંબ છે તમે ઈમેજ ને વાળી શકો છો અને બંને છિદ્ર બરાબર બંધબેસે તેમ રાખી શકો છો
રેખા સમમિતિ એ રેખા છે જેના પર આકૃતિ પ્રતિબિંબિત થાય છે
ચાલો જિયોજેબ્રા વિન્ડો ઉપર જઈએ
દશ હોમ જીટીજીટીમીડિયા એપ્સગ્ટગટંડર ટાઇપ જીટીજીટીચૂઝ એડ્યુકેશન જીટીજીટી અને જિયોજેબ્રા પસંદ કરો આ ટ્યુટોરીયલ માટે હું એલ્જેબ્રિક વ્યૂ બંધ કરું છું એલ્જેબ્રિક વ્યૂ પર ક્લોઝ બટન પર ક્લિક કરો ચાલો રેખા સમમિતિ સાથે શરૂ કરીએ પ્રથમ ચાલો એક સમભુજ ત્રિકોણ બનાવીએ
ટૂલબાર માંથી રેગ્યુલર પોલિગોન ટુલ પસંદ કરો
ડ્રોઈંગ પેડ પોઈન્ટ એ બી પર ક્લિક કરો અને બાજુઓ ની સંખ્યા માટે 3 દાખલ કરો
સમભુજ ત્રિકોણ એબીસી દોરાયું છે ચાલો ત્રિકોણ ની એક બાજુ પર એક લંબ દ્વિભાજક દોરીએ
પર્પેન્ડિક્યુલર બાયસેક્ટર ટૂલ પસંદ કરો અને બાજુ એસી પર ક્લિક કરો પોઇન્ટ ટુલ પસંદ કરો અને ત્રિકોણ અંદર એક બિંદુ બનાવો
કોઈ એક શિરોબિંદુઓ તરફ બિંદુ ડી ખસેડો
બિંદુ ડી પર જમણું ક્લિક કરો અને ટ્રેસ ઓન પસંદ કરો ટુલબાર માંથી રિફ્લેક્ટ ઓબ્જેક્ટ એબાઉટ લાઇન ટુલ પસંદ કરો બિંદુ ડી પર ક્લિક કરો આ બિંદુ ડી ને પ્રકાશિત કરશે
પર્પેન્ડિક્યુલર બાયસેક્ટર પર ક્લિક કરો આ લંબ દ્વિભાજક ની બીજી બાજુ પર પ્રતિબિંબિત ઇમેજ ડી બનાવશે
ડી એ બિંદુ ડી ની પ્રતિબિંબિત ઇમેજ છે
બિંદુ ડી માટે ટ્રેસ ઓન સેટ કરો ચાલો મૂવ ટુલ ની મદદ થી આપણે બિંદુ ડી ને ત્રિકોણ સાથે ખસેડીએ
ટૂલબાર માંથી મૂવ ટુલ હેઠળ પ્રથમ વિકલ્પ પર ક્લિક કરો માઉસ વડે આકૃતિ પર ક્લિક કરો
ત્રિકોણ ને ટ્રેસ કરે એ પ્રમાણે તેને ડ્રેગ કરો
હવે માઉસ બટન છોડો
તમે શું નોંધ કર્યું160
અહીં લંબ દ્વિભાજક એ રેખા સમમિતિ છે
ડી એ ઓબ્જેક્ટ છે અને ડી એ ઈમેજ છે
ચાલો રેખા વિશે અર્ધવર્તુળ પ્રતિબિંબિત કરીએ
ચાલો અર્ધવર્તુળ દોરીએ સેમિસર્કલ થ્રોગ ત્વો પોઇન્ટ્સ ટુલ ઉપર ક્લિક કરો અને બિંદુ ઇ અને પછી ફ ને માર્ક કરો
સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ પર ક્લિક કરો બિંદુ જી અને હ માર્ક કરો
રેખા દોરવામાં આવેલ છે ચાલો રેખા ની પ્રોપર્ટી માં ફેરફાર કરીએ
રેખા પર જમણું ક્લિક કરો
ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ પર ક્લિક કરો સ્ટાઇલ ઉપર ક્લિક કરો અને સ્ટાઇલ માં ફેરફાર કરો
ટૂલબારમાંથી રિફ્લેક્ટ ઓબ્જેક્ટ એબાઉટ લાઇન ટુલ પસંદ કરો
અર્ધવર્તુળ ઇએફ પર ક્લિક કરો રેખા ઘ પર ક્લિક કરો આ રેખા ઘ ની બીજી બાજુ પર પ્રતિબિંબિત ઈમેજ ઇએફ બનાવશે
હવે આ આકૃતિ કોના જેવી દેખાય છે
તે એક વર્તુળ જેવી લાગે છે
ચાલો હવે આ ફાઇલ નો સંગ્રહ કરીએ
ફાઇલેગ્ટગટ સવે એએસ પર ક્લિક કરો હું ફાઇલ નામ line સિમેટ્રી લખીશ અને સવે પર ક્લિક કરીશ
આગળ ચાલો રોટેટ થે ઓબ્જેક્ટ અરાઉન્ડ એ પોઇન્ટ બાય એન્ગલ વિષે શીખીએ
રોટેશન એટલે કે પરિભ્રમણ ની વ્યાખ્યા પરિભ્રમણ એક રૂપાંતર છે જે આકૃતિ ને એક કોણ દ્વારા નિયત કેન્દ્ર ની આસપાસ ફેરવે છે
જો આ આકૃતિમાં કોઈ ફેરફાર ન દેખાય તો આ આકૃતિ પરિભ્રમણ સમમિત ધરાવે છે તમે ઓબ્જેક્ટ ને કોઈપણ ડિગ્રી માપ દ્વારા ફરવી શકો છો
પરિભ્રમણ દક્ષીણાવર્ત અથવા વામાવર્ત થઇ શકે છે
ચાલો એક નવી જિયોજેબ્રા વિન્ડો ખોલીએ
ફાઇલ જીટીજીટી ન્યૂ પર ક્લિક કરો ચાલો એક ચોરસ બનાવીએ
ટૂલબાર માંથી રેગ્યુલર પોલિગોન ટુલ પર ક્લિક કરો
ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો
બિંદુ એ અને બી માર્ક કરો
એક સંવાદ બોક્સ ખુલે છે ઓક પર ક્લિક કરો ચોરસ એબીસીડી દોરાયેલ છે રોટેટ ઓબ્જેક્ટ અરાઉન્ડ એ પોઇન્ટ બાય એન્ગલ ટુલ પર ક્લિક કરો ચોરસ એબીસીડી પર ક્લિક કરો આ ચોરસ ને પ્રકાશિત કરશે આગળ કોઇપણ એક શિરોબિંદુ પર ક્લિક કરો હું એ પર ક્લિક કરીશ
એક સંવાદ બોક્સ ખુલે છે એન્ગલ ક્ષેત્રમાં 60 ટાઇપ કરો
પ્રથમ ડ્રોપ ડાઉન બોક્સ માંથી ° પસંદ કરો ક્લોકવાઇઝ વિકલ્પ પસંદ કરો ઓક પર ક્લિક કરો આ ચોરસને પસંદગી બિંદુ પર 60° કોણ સાથે દક્ષીણાવર્ત ફેરવશે
ફેરવાયેલ ઈમેજ ABCD બનેલ છે
ચાલો મૂવ ટુલ ની મદદથી આ આકૃતિ એક બાજુ ખસેડીએ
આગળ દિલાતે ઓર એનલાર્જ ઓબ્જેક્ટ ફ્રોમ પોઇન્ટ બાય ફેક્ટર વિસ્તરણ વિસ્તરણ એક રૂપાંતર છે
જેમાં માપક્રમ પરિબળ ની મદદથી આકૃતિને મોટી કરી શકાય છે
ચાલો પોલિગોન ટૂલની મદદથી એક ત્રિકોણ દોરીએ
ઇ ફ જી ત્રિકોણ પૂર્ણ કરવા માટે ઇ પર ફરીથી ક્લિક કરો ન્યૂ પોઇન્ટ ટુલ પર ક્લિક કરો અને બિંદુ હ માર્ક કરો
દિલાતે ઓબ્જેક્ટ ફ્રોમ પોઇન્ટ બાય ફેક્ટર ટુલ પર ક્લિક કરો ત્રિકોણ ઇએફજી પર ક્લિક કરો આ ત્રિકોણ ને પ્રકાશિત કરશે બિંદુ હ પર ક્લિક કરો એક સંવાદ બોક્સ ખુલે છે નંબર ક્ષેત્રમાં વેલ્યુ 2 ટાઇપ કરો
ઓક પર ક્લિક કરો આ ઓબ્જેક્ટ ને બમણું મોટું કરે છે
સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ પર ક્લિક કરો બિંદુ heઇ જોડો
બિંદુ hgજી જોડો

બિંદુ hfફ જોડો

અહીં તમે જોઈ શકો છો કે હ વિસ્તરણ બિંદુ છે તમે અવયવ ની વેલ્યુ લખીને તમે ઈચ્છો એટલું ઓબ્જેક્ટ ને મોટું કરી શકો છો
ચાલો હવે આ ફાઇલ ને સંગ્રહ કરીએ
ફાઇલેગ્ટગટ સવે એએસ પર ક્લિક કરો હું ફાઈલ નામ dilate ટ્રાયેંગલ લખીશ

સવે પર ક્લિક કરો અને આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માં આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા રેખા ના પ્રતિબિંબ વિશે એક બિંદુ પર ઓબ્જેક્ટ નું પરિભ્રમણ સ્કેલ અવયવ દ્વારા ઑબ્જેક્ટ ને મોટું કરવું અસાઇન્મેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે એક પંચકોણ દોરો દોરવા માટે રેગ્યુલર પોલિગોન વાપરો સંકેત બાજુઓ 5 એક લંબ દ્વિભાજક પંચકોણ ની એક બાજુ એ દોરો
પંચકોણ ની અંદર એક પોઈન્ટ બનાવો આ બિંદુ માટે ટ્રેસ ઓન સેટ કરો લંબ દ્વિભાજક માટે આ બિંદુ નું પ્રતિબિંબ મેળવો ઈમેજ બિંદુ માટે ટ્રેસ ઓન સેટ કરો તમે સાચી રેખા સમમિતિ પસંદ કરેલ છે તે જોવા માટે આ પંચકોણ ને ટ્રેસ કરો
મૂળ પંચકોણ ને એક બિંદુ પર 135° માં વામાવર્ત ફેરવો
બિંદુ પર પંચકોણ ને અવયવ ૩ દ્વારા મોટું કરો
આ એસાઈનમેન્ટ આ પ્રમાણે દેખાવું જોઈએ
નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ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
આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે
આઇઆઇટી Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું
જોડાવા બદલ આભાર